ચારમાં બે ઉમેરી એટલે કેટલા થાય બાળકો? છ અને ચાર દુ આઠ વત્તા એક એટલે કેટલા થાય? નવ એક માં આઠ

કેટલા વધ્ય ઉપર ત્રણ ગુણ્યા નવ કેટલા થાય ત્રણ નવા સત્યાવીસ તો આજે આકૃતિ છે એની અંદર perfect સત્યાવીસ ત્રિકોણ છે બને છે બાળકો

આ રેખાખંડો પણ તમે કહી શકો છો આકૃતિમાં જુઓ એક બે ત્રણ અને ચાર રેખાખંડ છે આપણે n ની જગ્યાએ ચાર મૂકી અને ગણતરી કરવાની અને તો perfect છેદ ઉડી અને સત્યાવીસ આવી ગયા સત્યાવીસ સીધો જવાબ

ચાલો હવે આવી pattern જોવો તમે આહ પેન ઉપાડ્યા વગર આવો જે star બનાવો છોને આ એ આકૃતિ છે pen ઉપડ્યા વગર નો star બરાબર તો આની અંદર કેટલા ત્રિકોણ બને છે એની આપણે વાત કરવી છે તો હું તમને પહેલા તો અમુક ત્રિકોણ બતાવું છું એક બે ત્રણ

તમે જોજો ખાસ હવે suppose કે આ જે બાજુ છેને હું ત્યાં red colour લઉં છું આ બાજુ કે એબાજુને એના સામેના શિરોબિંદુ સાથે અહીંયા જોડીદયો. તો આ પણ એક ત્રિકોણ બન્યો દેખાય છે pen ફેરવું છું તે ત્યામે જોઈ લો એક ત્રિકોણ બન્યો આ તો આ રેખાખંડ થી આ એક ત્રિકોણ બનશે એવી રીતે આ રેખાખંડ થી એવી રીતે આ રેખાખંડ થી એવી રીતે આ રેખાખંડ થી એવી રીતે આ રેખાખંડ થી. પાંચ રેખાખંડ છે એટલે બીજા પાંચ ત્રિકોણ આની અંદર બંધ બરાબર પાચ તો already બનેલા હતા તો હવે બાળકો એનું પણ સૂત્ર જો આ પ્રકારનું આવે તો એનું સૂત્ર યાદ રાખો two n જ્યાં n એટલે શું? તો કે જેટલા સીરોબિંદુ છે એક બ ત્રણ ચાર અને પાંચ આ ચાર ને પાચ શિરોબિંદુ છે જેટલા શિરોબિંદુ છે એની સંખ્યા n તરીકે મૂકી દેવાની. ત્યાં પાચ શિરોબિંદુ છે

ચાલો હવે next નવા પ્રકારનો star બનાવ્યો આપણે આ રીતનો પણ star બનાવીએ છીએ હવે આની અંદર કેટલા ત્રિકોણ? એ તમે count કરો ચાલો અયિયા એક જેમાં નંબર આપ્યો એક ત્રિકોણ બરાબર આ બીજો ત્રિકોણ આ ત્રીજો ત્રિકોણ કેવી રીતે આ ચોથો આ પાંચમો આ છથથો છ ત્રિકોણ તો ચોખા દેખાય છે એટલે મુ અહિયાં છ લખી દઉં

બરાબર એ સિવાય અન્ય કોઈ ત્રિકોણ બાળકો આની અંદર બનતો નથી એટલે બીજા બે ત્રિકોણ ઉમેરો તો આ પ્રકારની pattern માં આપણને આઠ ત્રિકોણ મળે છે યાદ રાખજો બધું આ મિત્રો બરાબર આ પ્રકારનો ક્ષાર હોય તો આપણને આઠ ત્રિકોણ મળે છે ચાલો હવે અગત્યની pattern ત્રિકોણ એક આપેલો છે અને સામેનું એનું જે શિરોબિંદુ છે એમાંથી એક રેખાખંડ દોર્યું એવી રીતે આ શિરોબિંદુમાંથી એક રેખાખંડ દોર્યો આ શિરોબિંદુમાંથી એક રેખાખંડ દોર્યો ભવિષ્ય માં તમારે તરીકે મધ્યગાઓ તરીકે લવ કેન્દ્ર તરીકે આવી આકૃતિઓ દોરવાની થશે બાળકો ત્યારે તમને આ આકૃતિમાં કેટલા ત્રિકોણ બને છે એનું પણ આપણે નોલેજ રાખજે અને જાણીએ ચાલો આની અંદર કેટલા ત્રિકોણ બને છે? તો અહિયાં એનું એક સૂત્ર આપેલું છે one n

આ એક રેખાખંડ આ બે અને ત્રણ એટલે કે ત્રિકોણની જે ત્રણે ત્રણ બાજુઓ છે ત્રણ રેખાખંડ થયા એથી આ ચોથો પાંચમો અને આ છઠ્ઠો કુલ આની અંદર છ રેખાખંડ બરાબર તો આ one m અને m ની જગ્યાએ છ મુકવાના એટલે ગુણાકાર નથી કરવાનો અને વાંચવાના છે એક અને છ થી કઈ સંખ્યા બને તો કે સો સીધો જવાબ આની અંદર સોળ ત્રિકોણો બને છે તમે count કરી શકો છો કરજો તમે count video pause કરીને બરાબર video pause કરીને તમે count કરજો આની અંદર સોળ ત્રિકોણ બને છે બાળકો આ યાદ રાખજો આ પ્રકારનો ત્રિકોણ હોય perfect તો આની અંદર સોળ ત્રિકોણ બને છે કઈ રીતે? one n નું સૂત્ર અને n બરાબર કુલ રેખાખંડ ની સંખ્યા અહિયાં આપણે છ રેખાખંડો જોયા એટલે n ની જગ્યાએ છ મુકવાથી આની અંદર સોળ ત્રીકોનો બન્ય next માં હવે થોડો modification કરું છું ચાલો તમે શું modification કર્યું એ તમને દેખાઈ ગયું હશે. કે અહીંયા આ જે રેખાખંડ છેક સુધી જતો તો ને એને અહીંથી મધ્યગા નું જે મધ્યકેન્દ્ર છે suppose અત્યારે એમાંથી કાપી નાખ્યું છે. આ નીચેનો ભાગ કાપી નાખ્યો છે. બરાબર તો શું કરવાનું કે જો perfect હોત અવળું આ છેક નીચે સુધી તો જેમ આગળ સોળ ત્રિકોણ બને હવે મહિલા સશક્તિકરણ મહિલા સશક્તિકરણ એટલે empowerment empowerment મા power એટલે સત્તા અને નિર્ણય લેવાની પ્રક્રિયા મા ઉદાર વિચાર સાથે નો ગાઢ સબંધ મહિલા સશક્તિકરણ મા શક્તિ મહત્વ ની છે. જેમા બળ અને પ્રભાવ નો સમાવેશ થાય છે મહિલા સશક્તિકરણ નો અર્થ અને વ્યા વ્યાખ્યા મહિલા સશક્તિકરણ એટલે મહિલા મા એવી શક્તિ હોવી જે પોતાનાં જીવન નિર્વાહ માટે પોતાની ઈચ્છા અનુસાર, કાર્ય કરવા માટે સક્ષમ અને સ્વતંત્ર હોઈ રેણુકા પામે ના મતે મહિલા સશક્તિકરણ એટલે સામાજિક ન્યાય અને ક્ષમતા મહિલા ની સ્વતંત્ર ઓળખાણ અથવા તેનો માનવી ના રૂપ મા સ્વીકાર થવો જોઈએ. સુશીલા પારેખ ના મતે મહિલા સશક્તિકરણ એટલે મહિલાઓ નુ શક્તિ સંપન્ન થવુ શક્તિ અને સાધન બન્ને જીવન ની ગુણવત્તા સાથે જોડાયેલી અવધારણા હોઇ છે. મહિલા સશક્તિકરણ એ પરિવર્તનશીલ અને, બહુ આયમી અવધારણા છે જેમાં મહિલાઓની આત્મછબી અને સામાજિક છબી મા પરિવર્તન આવે છે મહિલા સશક્તિકરણ ના પાયા મા મહિલાઓને, એક એક થી ઘણી શશક્ત બનાવી અને નિર્ણય મા શામિલ કરી તથા સત્તા અને પદ આપવા મહિલાઓની શક્તિઓના સ્વતંત્ર રીતે વિકાસ કરવો. મહિલા સશક્તિકરણ નુ મહત્વ ભારતીય સમાજ મા સામાજિક, આર્થિક, શૈક્ષણીક, રાજકીય, કાનૂની વગેરે ક્ષેત્રમાં મહિલા સશક્તિકારણ મા આગવું મહત્વ છે વ્યત્કિગત મહત્વ છે. મહિલોઆ માં વ્યક્તિગત રીતે જાગૃતિ આવે અને પોતાના પ્રશ્નો અને પડકારોનો સામનો કરી શકે. મહિલાઓ પોતાનુ મૂલ્ય સમજી સામાજિક વિકાસ મા યોગદાન આપી શકે છે મહિલાઓ સમાન સમજણ અને સન્માન મેળવી અન્યાયો ને ગંભીરતા પૂર્વક દૂર કરવા દૂર કરવા કાર્યરહિત, બની શકે છે. બીજુ સામાજિક મહત્વ મહિલા સશક્તિકરણ સમાજમાં મહિલાઓ પ્રત્યેની હીન ભાવના ને અવગણે છે મહિલાઓ ને સન્માન આપવા માટે પ્રયત્ન કરે છે મહિલા સશક્તિકરણ એ સમાજ મા, મહિલાઓ પર થતા અન્યાય શોષણ કે પજવણી પજ્વણીમાં થી મુક્તિ આપી સ્વતંત્રતા તરફ લઇ જવાની માહિતી મહત્વની પ્રક્રિયા~ પ્રકિયા છે. મહિલા સશક્તિકરણ માટે આંદોલનો થયા છે છતા મહિલા સંગઠનો નો અને સમાજ સુધારકો એ સામુહિક ચેતના પણ પેદા કરી છે મહિલા સશક્તિકરણ મહિલાઓ ને પોતાના, સ્થાન મા પરિવર્તન લાવવા અને પોતાના બાળકોનું યોગ્ય સામાજિકરણ કરવા સક્ષમ બનાવે છે મહિલા શાશક્તિકરણ મહિલાઓ મા નેતૃત્વ શક્તિ અને આત્મવિશ્વાસ વધારવા માટે પણ આવશ્યક છે. શૈક્ષણિક મહત્વ છે એમા મહિલા સશક્તિકરણ અવશ્યક ~ આવશ્યક છે મહિલાઓ પોતાના પસંદગીના ક્ષેત્રમા શિક્ષણ મેળવી પોતાના અને સફળતા પ્રાપ્ત કરે શકે.

શિક્ષણ મહિલાઓ નો પરંપરાગત બદલી તેને સાચી દિશા તરફ લઇ જાય છે મહિલાઓ મા વ્યવસાયિક કુશળતા વધારવા શૈક્ષણિક સશક્તિકરણ આવશ્યક છે. ચોથું આર્થિક મહત્વ, દરેક પ્રશ્નના વિકાસ માટે આર્થિક સશક્તિકરણ જરૂરી છે મહિલાઓ ને મિલકત મા સમાન હક માટે જાગૃત કરે છે અર્થોપાર્જન કરતી મહિલાઓને આવક પર, આવક પર તેનો અધિકાર રહે અને આર્થિક રીતે સ્વાવલંબી બની બને તે મહિલા સશક્તિકરણ માટે આવશ્યક છે જેમ મહિલા કૃષિ અને કૃષિ સાથે જોડાયેલા ગૃહ ઉદ્યોગ કે કરજદારમાં છે, તેમને પોતાના કાર્યનું યોગ્ય વળતર મળે અને તેમના આર્થિક યોગદાન ની ગણતરી થાય તે મહિલા સશક્તિકરણ માટે આવશ્યક છે સમાજ માં આર્થિક સશક્તિકરણ વધશે તો વેતનમા સમાનતા લાવશે. પરિણામે ભેદભાવો નાબુદ થશે. આર્થિક સશક્તિકરણ થતા મહિલાઓની બચત યોજનાઓ વધશે અને સમાજ નો વિકાસ આર્થિક વિકાસ છે રાજકીય મહત્વ મહિલા સશક્તિકરણનો ખ્યાલ રાજકીય ક્ષેત્રે સાથે જોડાયેલો છે ભારતના બંધારણની કલામ ચૌદ પંદર ને સોળ મહિલા અને પુરુષ ને સમાનતાનો અધિકાર મહિલા ને પુરુષ ના લિંગ ભેદ સામે,

રાજકીય સશક્તિકરણ ની તક પ્રાપ્ત થઇ છે મહિલા સશક્તિકરણ માટે ચૂંટણીયોમા મત આપો પોતાની ઉમેદવારી નોંધવી ચૂંટણી મા વિજેતા બનતા સત્તા મા ભાગેદારી થવું વગેરે જરૂરી છે. ભારત મા મહિલાઓ વિષે ની વિશેષ કાયદાઓ દ્વારા મહિલા સશક્તિકરણ કરવાના પ્રયોગ થયાં છે મહિલાઓમાં યોગ્ય અને શાસ્ત્ર સબંધ ની સમાનતા કેળવાઈ તે મહિલા સશક્તિકરણ માટે આવશ્યક છે. હવે આવે છે મહિલા સશક્તિકરણ માટે ના મુખ્ય કાર્યક્રમો રાષ્ટ્રીય નીતિ બે હજાર એક અને ગુજરાત રાજ્ય ની નારી ગૌરવ નીતિ મા મહિલા શાશક્તિકરણ માટે ના અનેક, પાસાઓનો સમાવેશ થાય છે જેમા મુખ્ય આશે મહિલાઓ ની સત્તા ઉત્કર્ષ અને વિકાસ નુ છે પહેલું શૈક્ષણિક કાર્યક્રમ મહિલા શિક્ષણ ને વેગ આપવા ગુજરાત સરકાર તરફ થી અનેક કાર્યક્રમો નો આયોજન કરવામા આવ્યો છે એમા પહેલુ છે. કન્યા કેળવણી રથયાત્રા પ્રાથમિક શાળાઓ મા કન્યાઓ ના પ્રવેશદર વધારવા અને પ્રાથમિક શિક્ષણ ની ગુણવતા સુધારવા લોકો ભાગીદારીથી શાળા માટે આયોજન સમગ્ર રાજ્ય મા કરવામા આવ્યું હતું. બીજુ છે તેજસ્વી વિદ્યાર્થીઓ નુ સન્માન ધોરણ દસ ને બાર ની બોર્ડ ની જાહેર પરીક્ષામાં ઉચ્ચ ક્રમાંક મેળવનાર વિદ્યાર્થીનીઓને સન્માનિત કરી વિશેષ શિષ્યવૃતિ આપવામાં આવે છે. સન્માનિત વિદ્યાર્થીઓ સાથે વાર્તાલાભ ગોઠવી કન્યાઓ ને શિક્ષણ પ્રત્યે રસ જાગૃત કરાવામાં આવે છે ત્રીજું સર્વ શિક્ષા અભિયાન સર્વ શિક્ષા અભ્યાન હેઠળ પ્રચાર અને પ્રસાર માધ્યમોનો મોટા પાયા પર, ઉપયોગ કરી કન્યા કેળવણી અંગે જાગૃતિ લાવવા કાર્યક્રમો નુ આયોજન કરવામા આવે છે શાળા શાળા લોકાય પણ કાર્યક્રમ દ્વારા અંતરિયા ગામમા શાળાઓ સ્થાપી ને, શાળાઓ મા સાધન સગવળ ની સુવિધાઓ વધારીને કન્યા કેળવણી ને વેગ આપવામા આવે છે છઠું સાયકલ વિતરણ સાયકલ વિતરણ કાર્યક્રમ દ્વારા કન્યા કેળવણીમાં, અવરોધરૂપ બનતી પરિસ્સ્થી ને દૂર કરવા મા આવે છે ઉચ્ચ પ્રાથમિક શાળાઓ મા અભ્યાસ કરવાની ઈચ્છા રાખતી કન્યાઓને પોતાના ગામ થી ત્રણ કિલોમીટર અંતરે આવેલી શાળાઓ મા અભ્યાસ કરવા જવા માટે સાયકલઓ આપવા મા આવે છે સાતમુ, અનાજ વિતરણ આદિવાસી વિસ્તાર મા પિતાને વાલિયો ને કન્યા કેળવણી પ્રત્યે ના હકારાત્મક વલણ વેદ આપવા વિનામૂલ્ય અનાજ વિતરણ ના કાર્યક્રમો થી શાળાઓ નુ ઘટાડવામા આવે છે. આદિવાસી વિસ્તાર ની ધોરણ એક થી સાત મા અભ્યાસ કરતી અને સીતેર ટકા થી વધુ હાજરી નોધાવતી કન્યાના વાલીયોને વિનામૂલ્ય અનાજ આપવામા આવે છે આ ઉપરાંત શિક્ષણ નો અધિકાર RTI

મહિલા સશક્તિકરણ માટે આર્થિક સ્વતંત્રતા અનિવાર્ય છે આર્થિક સ્વાવલંબન મહિલા ને સમર્થ બનાવે છે મહિલાઓ ને આર્થિક સ્વાવલંબન માટે રાષ્ટ્રીયનીતિમાં જોગવાઈ કરવામા આવી છે રાષ્ટ્રીય નીતિ ના, આર્થિક કાર્યક્રમો મહિલાઓને જાગૃત કરી ગુણવત બનાવતા માટે રાષ્ટ્રીય નીતિ ના કાર્યક્રમો નું આયોજન કરવા મા આવે છે અધિવાધિક ક્ષેત્ર મા કામ કરતી મહિલાઓને રોજગારની તકો વિષે માહિતી આપવી. સમાન વ્યસનદર અંગે જાણકારી આપવી મહિલાઓનાં મધાધીરણ અને બચત અંગેની જાણકારી આપવી. આર્થિક કાર્ય ની અસમાન વહેચણી નાબૂદ કરવી છે.

ગુજરાત મા આર્થિક કાર્યક્રમો ગુજરાત સરકાર એ મહિલા સશક્તિકરણ માટે આર્થિક ક્ષેત્રે અનેક કાર્યક્રમો નો આયોજન કર્યો છે જેમના કૈક ઐય રહ્યા પહેલું મહિલાઓ ને ઘર આંગણે શાકભાજી ઉગાડવા તેમજ kitchen gardening કરવા demonstration દ્વારા તાલિમ આપવા માટે તાલિમ વર્ગનુ આયોજન કરી તેમને પગભર બનાવા ના પ્રયત્નો કરવા મા આવે છે બીજુ વ્યવસાય ના ક્ષેત્રો, મહિલાઓ ના સંઘઠિત અને અસંગઠિત વિભાગ ના વ્યવસાયો ને રોજગારી અંગે ની માહિતી આપતા કાર્યક્રમો ની આયોજક કરી કૌશલ્ય વર્ગ ને, વેગ આપવામા આવે છે ત્રીજુ પ્રદર્શન અને વેચાણ હુનર થી હેતભર રહેતુ રાષ્ટ્રીય અને રાજ્ય કક્ષાએ પ્રદર્શન અને વેચાણ ના કાર્યક્રમો નું આયોજન કરવામા આવે છે. આવા કાર્યક્રમો દ્વારા સ્વરોજગાર તથા ઉચ્ચગૃહ કે કુટિર ઉદ્યોગ સાથે જોડાયેલી મહિલાઓ ને પ્રોત્સાહિત કરવા મા આવે છે ચોથું, કૃષિરથ મેળા કૃષિરથ મેળા દ્વારા કૃષિ ઉત્પાદનનું, પ્રમાણ વધારવા અને ઓછા શ્રમે વધુ રોજગારી પ્રાપ્ત કરવા કૃષિ સાથે જોડાયેલી મહિલાઓ ને કૃષિ સંબંધિત વૈજ્ઞાનિક માહિતી આપવામા આવે છે પાંચમુ મહિલા જૂથ ને રોજગાર કાર્યક્રમ મહિલાઓના આર્થિક સ્વાવલંબન ને, વેગ આપવા માટે સખી મંડળો તથા મહિલા જૂથ અને સરકાર ના રોજગાર અંગે ના કાર્યક્રમો ની માહિતી આપવામા વિવિધ કાર્યક્રમો નુ આયોજન કરવામા આવે છે આવા કાર્યક્રમોનુ બજાર, વ્યવસ્થા ધિરાણ માટે ની યોજનાઓ બચત યોજનોઓ વગેરે ની જાણકારી આપવામા આવે છે ત્રીજુ આરોગ્ય લક્ષી કાર્યક્રમો ભારત સરકાર ની મહિલા સશક્તિ, કરણની રાષ્ટ્રીય નીતિ મા મહિલાઓના આરોગ્ય પર ખાસ ભાર મુકવામાં આવ્યો છે ભારત સરકાર ના આરોગ્ય વિભાગ અને બાળ કલ્યાણ વિભાગ મહિલાઓના, આરોગ્ય સબંધિત કાર્યક્રમો નું આયોજન કરી સ્વાસ્થ્ય સબંધી જાણકારી આપવા પ્રત્યનો કરે છે સામાજિક બંદી ~બંદિયોં અને મહિલા સ્વાસ્થ્ય સમાજ ના મહિલા, વિરોધી કુરિવાજો થી મહિલાઓ બગડતા મહિલાઓ ના બગડતા આરોગ્ય અંગે ની જાણકારી આપતા કાર્યક્રમો નુ આયોજન કરવા મા આવે છે દાખલા તરીકે બાળ લગ્ન થી આરોગ્ય ને જોખમ, ગૈરકાયદેસર જાતિ પરીક્ષણ કરવાથી મહિલા ના શારી ~ શરીરને થતું નુકસાન બીજુ માતૃ કલ્યાણ કાર્યક્રમો મહિલાઓ ને ગર્ભદાન, સ્તનપાન અને બાળ ઉછેર અંગે વૈજ્ઞાનિક જાણકારી આપી, મહિલાઓના આરોગ્યનું જતન કરવામા આવે છે. પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ની ઉપયોગીતા અને પરંપરાંતગત રીતે પ્રસુર્તી પદ્ધતિના ભેરલા ભંગેનાં સમજણ આપતા કાર્યક્રમો નુ આયોજન કરવામા આવે છે Thank you આજની મારી માહિતી આટલી જ હતી. મને સાંભળવા માટે આભાર મારુ નામ હર્ષ રનજારા. હેલો, જિગર ભૌઇ વાત કરે છે? હુ ખુશિ બોલુ છુ. જિગર ભાઇ. તમે તો અમને કાઇ યાદ જ નથિ કર્તા, તો પછી અમારે જ કોલ કર્વો પડે ને.

હુ આ તમારે આ એક કામ હતુ મને તમારુ. હા તો મને છેને બેંક વિસે ફરિ વાર માહિતિ જોતિતિ કેમ્કે બેંક મા ખાતુ કેવિ રિતે ખોલાવવુ ને એમા બધી પ્રોસેસ કેવિ રિતના કરવી તેમા સુ હોય છે, ચેકબૂક ને પાસ્બૂક ને એવુબધુ તો એનિ વિસે મને કસુ. ખબર નથિ એટલે મને એમ થયુ કે તમને જ પુસી લવ તો તમને એ ખ્યાલ હસે.

હા એટ્લે મે છેને સ્કૉલરશિપ નુ જ ફોમ ભરેલુ ને ત્યા મને એમ કિધુ કે તમારે એક ખાતુ ખોલાવુ પડ્સે અને એનિ પાસ્બૂકનિ ક્સેરોક્સ તમારે મને આપવી પડ્સે એટ્લે જ મારી પાસે તો એકાઇ ખાતુ! ખોલાવેલુ હતુ જ નઇ એટ્લે જ મે તમને પુછીયુ કે કઇ બેંક મા ખાતુ ખોલાવી તો વધુ સરડ રહે.

હમ એટ્લે સરકારિ બેંકો મા ખાતુ ખોલાવી એ તો થોડુક લામ્બુ કામ વાધી જાય એમ.

હ, હ સરકરી કર્મચરી હોય છે કે એ સરકાર નુ જોકે કામ નિ એની અંદર મા જ કામ તો તેના બધાનુ ખતુ તો ઇ એમા જ હોય ને. હુ હા ઓકે. હ અને એટ્લો તો આહા આજ ના સમય મા કોઇની પાસે ટાઇમ જ નથી લાઇન મા ઉભુ રઈને પૈસા ભર્વા કે ઉપાડ્વા.

ઓક હા

હ એટ્લે અઢાર વરસ થી ઓછી ઉમેર હોય તો તેનુ તો જોઇંટ જ એકાઊંન્ટ અ બની સકે એનુ અલ્ગ બનાવુ હોય તો ના બને ને હા ઓકે હ અને પૈસા ઉપાડવા કે ભર્વા હોઇ તો જેનિ સાથે નુ જોઇંટ છે એ વ્યક્તિ ની ભી સાઇન જોવે અ ઓકે ઓકે હા સમજઇ ગ્યુ.

એટ્લે તેમા તો આપડે જે પુરાવા આપિએ તેમા તો કોઈ ભી નુ નામ ચાલે ને.

હ સમ્જાજા ગ્ય.

હા એટ્લે હુ તો રાજકોટ માજ છુ એટ્લે મારે તો બને એડ્રેસ્સ રાજ્કોટ ના હુ જ્યા રવ છુ ત્યા નુજ આવ્સે આવ્સે

ઓકે એટ્લે જેનુ એમ હુ જે બેંક મા ખાતુ ખોલાવુ છુ એ બેંક મા ખાતુ હોય એ લોકો ની સઇન લેવાની.

હુ હ ઓહ ઓહ એટ્લે આપડે ખાતુ ખોલાવુ હોય તો જામિન થસે જ ને હ હ અછા ઓકે.

ઓકે એટલે એટ્લા પૈસા આમ ના ભર્વાના એટ્લે તે પછી ખાતા મા જ્મા થાય કે પછી એ કપાઇ જાઈ કે એવુ કાઇ

ઓકે એટ્લે તે ખાતા મા પછી જમા થઇ જાઇ

એટ્લે તે બુક ત્યાથી જ પ્રોવિડ કરે આપને બેન્કે થિ જ આપને આપે

અછા ઓકે ઓકે સમજાઇ ગ્યુ. હા હા ને આપડે આધાર રુપે પડ્યુ રે.

હ બેંક મા જમા કરાવયા હોય ઓંનલાઇન કે ગમે તેમ તો આ ઇ પાસ્સ્બુક મા બતાવે.

અછા એટ્લે ચેક્બુક મા કેવી રિતે હોય બધુ.

એટ્લે આપડા ખાતા નો ચેક લાખિને આપ્વાનો.

હ એટ્લે ચેક્બુક ભી એક એમ પુરાવા તરિકે જ પડ્યુ રે.

એટ્લે આપડે અએટિએમ કર્ડ થી જ ઉપાડી સકિએ હ અછા

હ અછા ઓકે સમજઈગ્યુ.

હા ઓકે ઓકે

અને ઘણીવાર બનવાનું કે જેમાં બધું આવી જશે પછી એનું બરોબર કે જેમાં બધું આવી જાય પછી advanced video બનાવવાનુ બરાબર તો option અત્યારે વપરાયેલો વધારે ચાલે છે ખાસ કરીને તો voice ઘણો ઘણો knowledge હોય થોડું ઘણું તો કંઈ વાંધો નહીં પણ એવી જ રીતે કરતો હોય તમને આવડતું હોય પણ મારું concept આખો અલગ હશે મજા આવશે કોઈપણ વસ્તુ આપણે શીખવા બેસીને તો ધીરે ધીરે આપવાની skip નહીં કરવાનું